બોલ ભાઇ કેમ? કેવુ છે આમ? કેવુ ચાલે? બસ મજા માં બધુ, તુ કે? હાં, બસ આ વેકેશન પડ્યું, હું મારા મામાના ઘરે આયો.

અહીંયા તો એટલું બધુ કરવાનું હે ને કે મોબાઇલને તો અડવાનો જ તો ટાઇમ નહી મલતો.

ઇ બકા village life એકદમ fully village life.

હા, બહુ મજા આવે. બધુ છે અહિંયા. ભેંસ હોવી હોઇ બે ખેતર વેતર બધુ નહીં, એ નહીં આવડતું, પાણી પિવડાવું અને એ બધુ કરું. બે એમા professional જોવા. આમ જેવુ તેવુ કોય ના કરી શકે નકર પછી ખેંચીને લાત આવે ભેંસની. હમ હમ બાકી village life માંટે તો યાર પંચાયત જબરું છે. પંચાયત જોયું તે?

પર, series છે series amazon ની

બે મસ્ત હેં એકદમ family તું family સાથે પણ જોઇ શકે એવી movie એવી series છે. તુ વિચાર કર કોઇ web series એવી family સાથે જોઇ શકાય. એવી હેં? હા, બહુ superb હેં, એની અંદર પેલુ જિ-જિ-જિતેન્દ્ર હેં આપડો જીતું ભૈયા kota factory વાળો. હું તો એ જોવુ હમણા stranger things ત્રિજી season ચાલુ કરી. હમ તો તો બહુ મજા આવશે. ત્રિજી season તો સૌથી ખતરનાક હેં. બહુ મજા આવશે ત્રિજી season માં. ક્યો episode આયો? ત્રણ જોયા ત્રિજુ ચાલુ બે જોયા. હમ બે જોયેલા starting કેવુ બોલ first episode નો first scene. ના, જોરદાર છે. જોરદાર લો બે Mike તો હા યાર, એકદમ હા બે , બસ આ ત્રિજી season જ મજા આવી જાય. ચોથી season ની અંદર તો એ લોકો યાર અલગ અલગ જ હોઇ આખા season માં અલગ હે એ લોકો. break up જેવુ થઇ જાય.

પછી Will હે ને Will, Will તને ખબર નહીં પડે એ આખા પેલો એ નિકળશે.

Will Will

હા, gay નિકળશે એ રહ્યો gay

એ real life માં પણ એ જ છે. એણે પાછુ declare કર્યુ. ચોથી season પછી

હાં real life માં ભી એ જ છે એ. વાહ ભઇ વાહ બે અને તને કોની ઉપર crush હતો એ ખબર

Mike ઉપર હતો.

ચોથી season આમ બ-બનાઇ સારી પણ આ થોડુ family wise આમ બતાવયુ હોઇ ને તો. અને ચોથી season માં બધે બધા અલગ અલગ હે એમ. અડધા લોકો હે ને રશિયા માં પડ્યા, અડધા આ બાજુ Hawkings માં California માં એવી રીતે અલગ અલગ પડ્યા, પછી Mike એમને alert પછી પેલી જે Eleven હે એ ભી આખી અલગ, બધા અલગ અલગ થઇ ગ્યા એમ. પણ First season જેવુ થયુ. પેલી જે હતી ને એ માં પેલી Eleven હે એને ફરીથી પકડી લિધી અને બઉ લાંબુ ચાલ્યુ અને પાંચમી season માં તો આખી દુનિયા ને ખબર પડી જાય હે upside down ની. એ આવશે આગળ પાંચમી season માં. પાંચમી season તો બુમ પડાવશે. record ઓ તોડશે બધા.

બિજુ તુ બોલ, બે તે તુ ય આટલા બધી series ઓ movies ઓ જોઇ, તુ કઇ suggestion આપ મને આમ કોઇ એકાદી સારી movie જોવાનુ મિરઝાપુર જો મિરઝાપુર. અરે હા એ બધા કેતા હોઇ પણ શું time નહીં મળતો. આજે ત્રણસો- ચારસો GB નુ download કરેલુ પડ્યુ. તે જ પતાવવામાં time નહિ મળતો તો.

અને તને ખબર હે ને bollywood થી ઉપરથી તો, હા પણ bollywood થી શું આમ થોડો હા એટલે અમુક અમુક સારી સારી movies ઓ હે ધારો કે પેલી જિંદગી ના મિલેગી દોબારા, three idiots ને તારે જમીન પર હમ અમુક અમુક સારી હે એ જોવુ પછી બિજી આમ આહ એટલી બધી એય નહી કોય ઇચ્છા. હા

ને Kota factory બનાઇ ને એટલે આમા કાઇ idea નહીં હે. બધુ એમને cover કર લીધુ હે. હુ કઉ હુ ને તને એક વાત કઉ bollywood મા જો સૌથી series ઓ જો મને ગમી હોઇ ને તો TvF વાળા ની

ટ TvF, TvF વાળા જે series ઓ બનાવે ને એ superb series ઓ બનાવે. બધે બધી મસ્ત હોઇ એમની.

હમ બાકી તુ શુ મિરઝાપુરનું કેતો તો? બે જોરદાર છે યાર. ઉહ હમ મિરઝાપુર પર કાલિન ભૈયા અને મુન્ના ભૈયા ખતરનાક

એમા હોઇ શું ખબર હે મિરઝાપુર ઉપર એનું રાજ હોઇ. ડો don હોઇ ત્યાનો. હમ એટલે શું વેપાર કરે ખબર હે, દેશી કટ્ટા હોઇ ને બંદુકો, દેશી કટ્ટા

એનો business કરે પછી એ પેલી આપણે ના હોઇ ને ગાંજા